તો હું તમને એ રીતે Designs અને colours suggest કરું જે આપ એ રીતે જાણવા માંગતા હોય તો? એટલે madam મારી પાસે તો જો low range, medium range and high range આ ત્રણેય અમારી company ની પાસે છે. તમે low range માં મારી પાસે પાંચસો items માંગો તો હું તમને પાંચસો items દેખાડી સકીશ. હવે medium range મા મારી પાસે બસો items છે. અને high range માં મારી પાસે સાતસો items છે. જે અલગ અલગ different છે, તમે જે માગસો એ મડસે એની કોઈ વાંધો જ નથી but મારે એટલું જ જાણવું હતું કે તમારી જે shop છે તે shop ની અંદર કેવું public આવે છે? તો શું છે કે આપડે topic ઉપર વાત કરીએ તો અન્યથા બીજી કોઈ ચર્ચાઓ ના થાય. હા તો madam જો પાસે બેડશીટ છે પછી towel છે નાના મોટા child ના old ના પછી young ના બરોબર અને towel ની અંદર મારી પાસે low material પણ છે. પછી અત્યારે જે ખૂબ અત્યારે ચાલી રહ્યું છે બરોબર ઉન fabric ને અમ એની સાથે cotton બેય mix માં જે towel આવે છે અને એની અંદર madam તમને high large size ભી મડસે size મડસે અને lowest માં આપની પાસે L, XL સુધી છે. અને high માં તમારી પાસે સિક્સ XL સુધીનો towel છે. બરોબર જેમાં checker border છે plane ભી છે. અને એની અંદર multi colour સહિત થઈ ને તમને વીશ colour મળે છે. બરોબર એનું એક packet વીશ નું આવે છે તમારે એક package તો minimum લેવું પડે બરોબર અને અલગ અલગ અમારી પાસે સતર design માં છે. towel ની વાત કરું પેહલા તો, તો સત્તરે સત્તર design માંથી તમારે material madam એની અંદર હા madam એમા cotton અને fabric આ બંને સાથે આવે છે. હા madam એની અંદર આપડે fifty five fabric છે અને forty five cotton છે. અને એનું price tag છે one ninety nine અને એ તમને પડે છે one forty nine હા એક towel નું હું તમને કહું છું એ large ટાઇપ ની વાત છે અને જો medium size માં જોતું હોય બરોબર તો એ તમને મળે છે one forty nine sorry one forty nine check છે. બરોબર અને બધામાં તમને tag mark મારીને આપવામાં આવશે. price tag બધામાં લખેલા જ હશે તો તમારે એ પ્રશ્ન નહીં રહે કોના માં શું છે એ અને હા madam એ તમારે package જ આવે છે. સમજ્યા હા madam ના madam તમને ત્રણ size માં મળે છે બરોબર એલ ડબલ XL અને લાર્જ બરોબર. આ ત્રણેય ત્રણ size ના તમને વીસ ના package આવે છે અલગ અલગ colour ના અને એક એક design ના બરોબર આમાં તમે બે જ આવે એ તમને ખબર હશે બરોબર. હા madam towel ની અંદર plane અને checks બને જ આવે છે બે જ આવે છે design માં બરોબર? અને એની અંદર મે તમને કીધું એમ હા madam ના madam એક જ size ના વીસ. XL નું એક વીસનું package આવે. એક L નું વીસનું આવે અને એક large નું વીસનું આવે but ત્રણેય માં colour તમારે same જ આવશે. હા એ રીતે છે પછી તમે એવું હા પછી તમને એવું થાય કે મારે એ public નથી આવતી જે large size ની જરૂર પડે large size માં શું હોય મોટી body હોય એને જરૂર પડે તમારે એવું public ન આવતું હોય તો તમે XL અને L આ બે વાપરી શકો. છે કે બરોબર. હવે madam વાત હું તમને બેડશીટની કરી દવ તો બેડશીટ ની અંદર અમારી પાસે અત્યારે ઓગણત્રીસ design available છે. અને અમારી પાસે અત્યારે દરેક design ની અંદર તમને દસ colour નો chart મળશે. બરોબર જેમાં ત્રણ english mix colour છે. બાકી yellow, pink, Green, blue, Navy blue બરોબર white સૌથી વધારે white બોવ જ market માં ચાલે છે. એની અંદર printed આવે છે flowers printed એક જ આખું બરોબર એની અંદર બેડશીટમાં અને એની અંદર madam તમને pure cotton ભી મળશે અને semi cotton જોઈતું હોય તો એ ભી material મળશે. madam ten colour નું. મે તમને કીધું ને દસ colour નું એક design છે એની દસ colour નું package આવે છે અને એવા અમારી પાસે ઓગણત્રીશ design છે. પણ એ choiceable હા હા તમે જો એ ભી કરી શકો પછી તમે એમ કેહતા હોય નઇ મારે તો એક design મારે નથી જોઈતી but અમારી પાસે અત્યારે એવું છે કે તમે mixed design અને mixed colour માંગો તો એના ભી મારી પાસે package છે જેમાં એક એક piece બધાનું આવે. એમાં design બદલાઈ જાય size, colour બદલાઈ જાય. but madam એમાં તમે colour replace નહીં કરી શકો. design wise દાખલા for example તમને દસ colour નું દસ design નું તમને package આપું છું. but તમે એમ કહો કે આની અંદર આઠ મારે sale થઈ ગયા બે colour નથી નીકળતા તો એ બે colour હું તમને replace નહિ કરાવી આપું. હા તમે અહીથી તમને choiceable તમને હું બતાવી દઉં પછી ચાલો આ package છે એની અંદર choice કર લો તો એવા અમારી પાસે madam અલગ અલગ colour ના પાંચ package છે. અલગ design અલગ colour એમાંથી તમે એમ કહો કે આ colour આ જે package છે આવા અમારા ત્રણ package જોઈએ છે તો હું તમને એવા જ same ત્રણ package આપી શકું but પછી તમે એમ કહો કે કારણકે અમારે no return no replace ની અ policy છે.

એ સિવાય જો તમારે pure cotton selling કરવું હોય તો એ madam seven ninety nine છે. six ninety nine નું ભી છે અને seven ninety nine માં છે અને એ તમને five ninety nine માં પડે હા madam single bed છે એ તમને single bed માં તમારે જો package જોઈતું હોય તો pure cotton છે જે two ninety nine માં આવે છે અને જે તમને વેચવામાં માટે તમારું selling માં price tag two ninety nine નો છે. અને એ તમને એ મળે છે two forty nine માં.

એ madam process માં એવું છે કે તમે અમારો એક અહી shop છે અમારી વોરા brothers ત્યાં તમારે એક first time આવવાનું રહે છે. અહિયાં આવી ને તમારે તમારું એક Aadhar card છે તેની xerox અને તમારું જે address છે બરોબર એનો એક પુરાવો તમારે અમને લાવીને દેવાનો રહે છે. બરોબર, પછી તમારું જે નામ છે એ અમે add કરી દઈએ અને અમારે ત્યાંથી તમારે maximum madam પંદરથી વીસ હજારની ખરીદી કરવી પડે છે. Wholesale બરોબર?

જોઈએ કે તમે selling માં તમારું કેવું performance છે. તમે કેટલી વાર માં બીજો order આપો છો. પછી અમે તમને ten days ની credit આપીશું. પછી જેમ જેમ હા madam હા madam ત્રણ વાર તો તમારે cash કરવું. અમ પંદર થી વીસ હજાર ની અંદર ઉપર તમે કરી શકો. બરોબર? madam અને પછી તમ તમે જેમ long time અમારી સાથે business કરશો એમ અમે તમને benefits ભી આપશું તો તમને credits ભી લંબાવી દેશું બરોબર અને મારુ material એના વિશે market માં તો ખબર જ હશે કોઈ જાતની કોઈ ફરિયાદ કે કોઈ જાતનું કોઈ પ્રશ્ન છે નહીં. because બને તો અમે તમને madam જેટલા ભી defective piece હશે બરોબર જે અમારા થી થયા હશે એ અમે તમને totaly replace કરી આપીશું. હા madam કારણકે વોરા brothers દરેક hotels માં પણ અત્યારે પોતાની બેડશીટ પોહચાડી રહી છે. towel ભી તમે અત્યારે hotel માં જાવ તો વોરા brothers ના છે અને બીજુ હું તમને કહી દઉં કે અમારી દરેક બેડશીટમાં અમારો એક logo tag હશે એ આવશે બરોબર?

હા okay madam અને બીજુ કઈ હું તમારી help કરી શકું?

મારા પપ્પા ને થયું છે કે એકલું નહીં બસસ્ટેશન પર એમને મને ઉંચકી લીધી અને બધા pasanger ને એમ બતાવ્યુ ગાંડા માણસ ની જેમ બબડાટ કર્યો બધા ભેગા થઇ ગયા અને એમને પોતાનું વડીલ પોતાનું માણસ કહ્યું એમાં શાસ્ત્રક નો પણ હલાવો આપ્યો કહ્યું કે કાયર માણસ બહાદુર થઇ શકે, સુખ માં શક્તિશાલી થઇ શકે, એક શેર પણ બોલ્યો ઇકબાલનો ખુદી કો કર બુલંદ ઈતિરા કર હર તકદીર સે પેહલે ખુદા બન્દે સે ખુદ પૂછે બતા તેરી રજા કયા હૈ નરેન અરે વાહ હું ત્યાં હાજર નો હોત તો તારી તો ત્યાં શબ્દો સાંભળીને ધન્ય થાય જાત અથવા મારા પપ્પા ને સીધા દવાખાને લઈ જાત આવી શનિ જતાં તે રડવા લાગ્યા, આ પણ રમી ને જીપ માં બેસાડી લીધા નહીં તો પાછા આવા માં બને દીકરી ના પાગલ બની ગયેલા પિતા ખરેખર તે ખોટા પડ્યા નો હતો, નારે કઈ બાબત થી, મનીષા, ગરોળી થી ડરવાની રીત થી ડર્યા પપ્પ એ મોટે થી ક્હેતા હતા સાંભળો એ મુસાફરો દુનિયા થી થાકેલા મુસાફરો દુનિયા થી થાકેલા માણસો કે માં માણસો કહે છે તે ને તે અહેસાસ ના તારા સુદી પોચી શકે છે, હું કહીશ તો એ, હું કહીશ તો એ, એ આકાશ ના તારાઓ એ જુલેલી એ તારી શકે એમ ન હતા, તમે આમ કહી શકો કે ભિખારી છે ભિખારી છે સાત પટ અહીં કેટલા વાગ્યા જોવો તો જરાક આજ ના માનવી ને

તેજ તેજન લપસવા લાગી, લપસવા એ પછી તે જોયું એ પછી હ્રદય ના ધબકારાનું દર્દ કોઈ ઉપયયોજના ન થયું તેમ ના હતું આજે મમ્મી જીવિત હોત તો સમાચાર વાંચીને હ્રદય ના ધબકારા કયારના શમી ગયા હોત અથાત તે તેમની વાતો ને સાચી લાગી નય તું તો સાહસ કરવા થી પણ આગળ વધી ગયો વીર તો થયા કૃર પ્રેમકથા બની ગઈ, અને સુહાગ નો કે કઈ ભયંકર ઘણી નો પુંજા મને તો ખબર હતી કે જો ભયંકર લાગે છે એ હિંસક નથી એતો મારુ પ્રાકૃતિક પાછળ છે વરદાન નીકળી છે ખબર નહીં માણસો કેમ ભૂલી જાય છે એ મનીષા નો અવાજ છે બોલીશ હસી પડ્યો આતો પપ્પા બીજું કોણ સાથે દેવ ની દ્રષ્ટિ એ ગયું છે વિરાટ નો લીવર હું યુધિષ્ઠિર નથી એટલે આંખ માટે ખોટો બોલવું જોવું તમે આ સજ્જન માણસ ને ઓળખો છો? કે અમસ્થી મૂર્તિ પધારો, નમસ્તે વિરાજન લો આ આનંદ પપ્પા નરેન્દ્રકુમાર સાથે ના સરસ્વતી ના તે આગળ એક વાર ખોટું બોલેલા વિરાટ ઓ, પેલો કવિ મનીષા પર કવિતા લખતો હતો એ? નરેન હવે કોઈ ના પર કવિતા લખતો નથી વિરાટ, મારા પર લાખ આજે હું સૌથી સુખી છું most l the universal નરેન દુઃખી માણસ દુઃખી રીતે લખે તો સાથય ભાગ્ય પ્રગટ થાય, વિરાટ તને શુ દુઃખ છે ભાઈ, મારી પરી જેવી નાજુક છોકરી આમ રડતી રડતી ને શક કરી રહી અને એક પછી તું તારી જાત ને દુઃખી મને છે પપ્પા, એમનું બીજ દૂર કરવાનું ઉપાય તમારા હાથ માં પછી વિરાટ શું મનીષા આ તોફાની ભાઈ સાચુ કહે છેતારું મન સંમતિ શું કહે છે? પેલી મીઠાઈ લાવો અને આનંદ થી જીભ લઇ ને જા કોઈ જોશે દોશી ને ઉઠાવી લાવો મનીષા, પણ પપ્પા કોઈ પાંચ પાંચ વર્ષ સુધી કોઈ કોઈ ને યાદ રાખે વિરાટ

બોલવાની જરૂર નોતી પેહલા તો હું આ શિખર ને બી પૂરી કરીશ, અને પછી સાથે ફરીશું જૂનો સમય યાદ કરીશું ધીરજ આપડે રાખીશું

that is the point મારી દીકરી તમને બધું બરોબર શીખવી રહી છે મારા આશીર્વાદ તમને થશે કે બહાદુર જ નહીં

મીઠાઈ ખવડાવશું, વિરાટ બાબુ છે, આમ આ કવિતા પૂરિ થાય છે ચાલો હવે કવિતા માં આગળ વધીએ હવે અપડે અમ હવે અપડે ચાલુ કરીશું માધવ ને દીઠો છે ક્યાંય કે કઈ story છે વૈષ્ણવજન તો એને કહીયે રે પીર પરાઈ જાણે રે માધવ ને દીઠો છે ક્યાંય કે કઈ છે વૈષ્ણવજન તો એને કહીયે રે પીર પરાઈ જાણે રે તેને કહીયે રે જે પીર પરાઈ જાણે રે, છત્રી રતિલાલ બોલીશ આગળ વરસાદ નો પેહલો વરસાદ પડે ત્યારે હું છત્રી લેવા શહેર ના એક ટાયરે ત્યારે સુર માં કહીંયુ, અને નાની નાજુક છત્રીએ બતાવવા કહીંયુ, દૂકદારે જુદી જુદી અલગ છત્રીઓ બતાવી અને દુકાનદારે જુદી જુદી સાઈઝ ની કેટલીક છત્રીઓ બતાવી બધી એમને એક માઈટ નામલ મને છત્રી મને ગમી, પછી મેં એ છત્રી ખરીદી, દુકાનદાર ક્યારના મારી સામે ધરી ધરી ને કર્યા છે, કે કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરે છે એવું મને લાગિયું, ક્યાંક ઉધરું છત્રી ખરીદી ગયો હશે, મારા જેવો હશે તો શું થશે? તે વિચાર્યું અને ઘભરાયો છત્રી ના પૈસા બી છત્રી જેવા કરતો હતો, એવું દુકાનદારે પૂછિયું, સાહેબ ગઈ કાલે છત્રી લેવા આવેલા ખરા? ગઈસાલ પેહલા થી લેવા આવેઓ, ગઈ સાલ ફરી થી છત્રી લેવા ખરીદી, અલબત્ત બીજી દુકાને થી ખરીદેલી, પણ અમારી છત્રી એમ વર્ષ દિવસ માં તૂટી ના જાય, અમારી છત્રી એમ ખુબ ટકાઉ હોય છે, એમ સાહેબ હું ના નથી પડતો તમારી છત્રી તઃકાઉ જ છે પણ છત્રી ખોબાય જ જાય છે નહીં એવી છત્રી તમે રાખશો કે નહીં? તેવી છત્રી તમે રાખો છો, કદાચ કોઈ નહીં રાખે એટલી આવી છત્રી તમારી પાસે કેહવા થાય, તામરે જ શોધી કાઢવો પડે, પોતાના કુંવર ને કાંટો વાગે એ માટે આખા આખા રાજા ને ઉઘડતી ચમડા ને મઢી દેવાનું હુકમ કરતા રાજા ને એક માણસે કુંવર ને બુટ સીવી આપ્યા હતા, આ વાક્ય રવીન્દ્રનાથ ટાગોરે કહીંયુ છે નગર નો જે

જાગો તો કદાચ વાર્તાઓ નહીં વાંચ્યા હોય, કદાચ ટાગોર વિષે એ ખાસ ઉદારતા જ એમને કદી ખોવાય નહીં એમ જતી અમ આ શોધવાની ફાંફા કરવાનું છોડી છત્રી ખોવયા જાય છે, અને તે કહે છે કે ઉપાય શોધો ધવલદીપ પછી સમજાવી રહ્યા હતા તેમની આ વાત

છત્રી ન ખોવાય એના માટે મેં ઘણાં ઉપાય ન કર્યા એવું ના કેહવાય, છતાં મારે એવું કરવું જોઈએ કે નહીં, હા હા એ છત્રી લખવાનું છે ના ના, તમને ઘણું શું કહો છો? તમે ગળા માં માલની જેમ મોટી દોરી રાખો છો? દોરી સાથે છત્રી બાંધો છો છત્રી ખુલે એટલી મોટી રાખજો, વરસાદ માં ભીનું થવાનું જોખમ ભીનું ન થાય એ માટે ઉપર ના ભાગે ઓછા રાખજો તમે એવા છત્રી એવા તમારી સાથે સાથે કરે એ માટે તમે પ્રયત્ન કરજો અ, છત્રી ઉપર તમારું નામ સરનામું લખવો, કદાચ કોઈ ને જડે તો પોસ્ટકાર્ડ લખી ને તમને જાણ કરી સકે, છત્રી ન ખોવાય એ Hello હાજી સનાયા દોશી સાથે વાત થઇ રહી છે? હાજી હું અમર ચોંહાન વાત કરું છું. ICICI bank credit card department માંથી. તમારા નામના બે ICICI ના credit card છે એક makemytrip નું છે અને એક rubyx card છે તો make my trip નું જે card છે એમાં તમારા ચાલીશ હજાર due છે. એનો થઈ ગયા છે આગિયાર મહીના એનું payment તમે કર્યું નથી હજી સુધી

આ તમારો account number છે અને તમારુ નામ છે સનાયા દોશી. તમારો address છે l એકત્રીસ housing road અક્ષરમાર્ગ લક્ષ્મીનગર રાજકોટ અને તમારો register mobile number છે nine eight nine eight zero five five four three six zero

નહિ ma'am તમારી આમાં કોઈ complain register દેખાડતી નથી અને આ ચાલીશ હજાર છે એ એકી સાથે paytm માં transfer થયા છે અને ઈ સામે તમારો mobile number એમાં જ register થયા છે. નહિ તો I think ma'am તો તમારે આ પૈસા તમારા paytm account માં વહ્યા ગયા છે હવે જો paytm માંથી કોકે બીજા એ વાપરી લીધા હોય તો તમારે

તો તમારી complain હમ હમ

નહિ તો ma'am તમારી પાસે OTP એવો હતો right હવે OTP એટલે ઈ તમારી એક type ની security છે હવે તમે OTP enter કરો બરાબર તો જ ઇ transition complete થાય અને ઇ OTP તમારા register mobile number ઉપર જ આવે આ એક type ની ICICI bank security આપે છે કે ભાઈ તમારું કોઈ credit card ના number કે ગમે ત્યાં તમે મૂકી દીધો હોય CVVcode એ બીજાને ખબર હોય. તો એ એમ નામ વાપરી ના શકે અને મોટી રકમ માટે OTP તો આવે જ એટલે એ register જો તમારે card જાય અને card ભેગો mobile જ હોય આમાં તમે card ની detail કઈ enter કરી છે અને એ તમે આગળ processing કરો એટલે તમને એક OTP આવે અને OTP તમને register mobile number માં આવે તો એ તમે enter કરો તો જ આ રકમ transfer થાય અને આ વસ્તુ transfer થઇ ગઈ છે એટલે તમારે ઈ check કરવાની જરૂર છે. નહિ ma'am તો તમે કેમ તમે કેવી રીતે કોઈ ઉપર ભરોસો કરી લ્યો કે ICICI bank આ તો એ લોક પાસે card કાતો એને તમારી નહી પણ અમારે એક I'D હોય જો મતલબ અમારો employeeI'D હોય employeeI'D તમારી સાથે share કરી શકું છું અને જેમ કે મને તમારી બધી detail અહિયાં દેખાય છે એ પણ હું તમારી verify કરી શકું છું.

Okay મને આપો ને તમારો compainI'Dnumber આપી દયો હું check કરી લઉં વાંધો નઈ. five one five zero one five one one zero હા ma'am આ તમે complaint કરેલી છે પણ આ complaint resolved દેખાડે છે કારણ કે આમાં નો કોઈ problem bank તરફથી નથી કારણ કે એમાં બધી તમારી detail આવી ગઈ છે. કારણ કે આમાં પૂરું આખું check up થયું તું અને એમાં ખબર પડે છે કે તમારી તમારી card detail જે enter થઇ તી અને કયા IP થી enter થઇ તી કયા platform પર enter થઇતી અને કયો OTP તમને send થયો હતો. જયારે OTPenter થાય પછી જ verify થઇ ને આગળ વસ્તુ વધે હવે તેમે જેમ કયો છો કે OTP કોઈ બીજા વ્યક્તિ ને આપી દીધો છે હવે OTP

હવે તો ma'am bank તરફ

ના bank તરફ થી હા મતલબ bank આમાં છે ને bank તરફ થી કોઈ problem નથી બરાબર bank તરફ થી આમાં કોઈ problem નથી bank ની જે રીત ની verification process હોય એવી રીતે જ payment થયું છે. ખાલી આમાં તમારે બીજું કઈ કરવું હોય તો આમાં તમે cyber crime કે તમારે lawyer રાખવો પડે અને તમારે ગોતવો પડે કઈ કયો માણસ હતો એ તમારે ગોતવો પડે અને એની બધી transaction detail ને ઇ બધી ગોતવી પડે પણ ઈ bank નઈ કરે ઈ વસ્તુ bank નું એટલું કામ છે કે તમારું secure payment થાય એના માટે ની જે process હોય ઇ તમે follow કરો પણ OTP મોકલી તી તે તમે કોઈ બીજા કોક ને આપીદો છો તો એના માટે તમારે એક lawyer hire કેરવો પડે

અ અ ઉહ ma'am call એટલે આવે છે કે તમારું દેવુ વધતું જાય છે તમને દર મહિના આ બાબતે call આવશે જ્યાં સુધી તમે payment ની કરો ત્યાં સુધી તો કાંતો તમે હું તમને એક ઉપાય આપું કે હા હા એ હું સમજી ગયો તો તમે શું કરો કે આનું અત્યારે જે with interest જે payment છે અત્યારે તમે ભરીદો એનો અમે તમને એક letter આપી દેશું અમે તમને એક payment receipt આપી દેશું ઈ payment receipt સાથે તમારે જે case file કરવું હોય એમાં તમને As asupporting document કામ આવી જશે એટલે ત્યાં તમે ઇ કરી શકશો પણ તમારે જ્યાં સુધી payment નહી પૂરું થાય ત્યાં સુધી તમને reminder calls આવશે કારણ કે આ interest વધતુ જ જાય છે અને જોઆ બે વરસ

સમજો છો તમે? આજે ભૂલ થઈ ગઈ તમારી સાથે કંઈક fraud થઇ ગયો છે. right? તો fraud બીજી જગ્યા એ solve થાય bank through solve નઈ થાય. આમાં શું થશે તમે જેટલું મોડું કરતા જાશે એટલું interest વધતો જાશે અત્યારે એક દસ છે. next મહિના વડી પાછું એક પંદર થશે. મતલબ વધતું જ જાશે વધતું જ જાશે. interest તમારું વધતું જાય. અને આજ નહિ તો કાલે તમારે એ બધાય ભરવા તો પડશે. હા તો હા IVR થી આપડે થઈ શકે. કોઈ વાંધો નથી.

call છે ને બીજા ઉપર transfer થઇ જશે. એમાં તમારે ખાલી pincode નાખીને enter કરવાનો તમારા phone ઉપર. એમાં તમારે મને નથી કેવાનો પણ pincode ખાલી phone માં enter કરજો keypad ઉપર કે જયારે હું તમને કવ ને ત્યારે. અને પછી તમને એક OTP આવશે એ OTP મને કઈ દેજો. એ હું નાખી દઈશ એટલે તમારું payment complete થઇ જશે.

હા તો ma'am તમે એક કામ કરો તમે હું તમને એક email address આપું છું. તમે એમાં ખાલી મને mail કરી દયો કે ભાઈ તમારે કયા કયા document ની તમને જરૂર પડશે?

અને ઇ ICICI bank ના letterpad પર હશે. manager ની sign સાથે. ના હું તમને હું મારું EmailI'D મતલબ bank નું email id આપુ છું. અને મારું presonal emailI'D પણ આપી દવ છું. તો ma'am આવે મને forward કરી દયો. અત્યારે લખી શક્શો મારું email address? અમર a m a r

dotICICIbank

Okay તો તમે મને આમાં email કરી દેજો ખાલી. અને પછી હું તમને એમાં તમારી જે કોઈ બી document તમે એ list બનાવીને જ રાખજો. તમારે આ document જોવશે. આ document જોવશે અને એમાં હું તમને manager ની sign સાથે ICICI bank ના letterpad ઉપર મોકલી દઈશું.

હા ma'am એટલે તમે જો અત્યારે payment ભરી દેશો બરાબર? એટલે પછી તમારા dues બધા zero થઇ જાશે. એટલે પછી તમને કોઈ call જ નઈ આવે. નહિ પણ ma'am અત્યાર સુધી હા તો એટલા માટે ma'am કે તમારું payment ન થયું હોય એટલે તમને દર મહિને phone આવે કે ભાઈ તમારું due ચાલુ છે અને interest વધતું જાય છે અને ઈ છત્રીસ મહિના થઇ જાય છત્રીસ મહિના પછી એક મતલબ તમને એક notice આપે કે ભાઈ આટલું થઇ ગયું છે આટલું તમે payment નઈ કરો ઇ એક normal notice હોય અને પછી legal notice આવે કે છત્રીસ મહિનાથી ઉપર તમે due આપી શકો. એટલા માટે તમને reminder calls આવશે પણ તમે આજે payment કરી દયો. એટલે તમને કઈ call નહિ આવે.

નહિ તમારે જે document જોવતા હોય એનું list મોકલી દયો. એ document તમને મોકલી દઈશ. હા હા અમ હમ હમ અને તમે payment અત્યારે કરવા ના છો? કે ક્યારે કરશો payment?

હા તો process હું ચાલુ કરી દઉં છું. અમ okay અને જો તમારે mobile માં એક popup message આવ્યો હશે. app માં. એમાં ખાલી તમારી PINcode નાખી દો. PINcode enter કરીદો. તમારી app માં ICICmobile app વિધાન yes હવે તમને એક OTP આવશે. હા. તમને SMS આવશે. one eight two nine ઠીક છે ma'am complete થઇ ગયું છે. તો હવે તમને કોઈ call નહિ આવે. અને આનો તમને obviously receipt તો આવી જ જશે email ઉપર.

Okay okay no problem. બીજું કોઈ તમારી સહાયતા કરી શકું છું જી? okay thank you have a good day પ્રકૃતિમાં વેરાયેલા સૌંદર્યની જો આપણે વાત કરીએ તો પ્રકૃતિના અનેક તત્વોમાં આપણને સૌંદર્ય વેરાયેલી જોવા મળે છે જેમ કે આપણે જો વાત કરીએ તો ફૂલો પક્ષીઓ વૃક્ષો નાના નાના ઝરણાઓ સમુદ્ર આકાશ ધરતી અને નદી ખેતરો અને સ્તોત્રો જંગલો વૃક્ષોના છાંયડાઓ સંધ્યા સમયે સૂરજના સોનેરી કિરણો અને એ સોનેરી કિરણો જે સમુદ્ર પર પડે છે અને એનાથી જે અનોખી ભાત અ ઉત્પન્ન થાય છે એ જોઈને પણ આપણે ખરેખર ગદિત થઈ જતા હોઈએ છીએ તો પ્રકૃતિનું સૌંદર્ય જોનારની આંખમાં પણ હોય છે એવું પણ કહેવામાં આવે છે

તો આપણને ખ્યાલ પણ નથી આવતો કે ખરેખર પ્રકૃતિની અંદર કેટલી સુંદરતા છે ઊંચા ઊંચા આકાશમાં એક સાથે સંપીને ઉડતા પક્ષીઓ ખૂબ જ નયનરમ્ય લાગે છે એ જોઈ અને આપણા હૃદયમાં પણ એક એક નવો જ ઉમંગ અ આવી જતો હોય છે અને આપણે સમગ્ર કિનારે જઈએ તો સમુદ્રની ભરતીમાં પોતાના નાના નાના પગ જબોળાતાં નાના ભૂલકાઓ ત્યાં રમતા હોય છે અને એ ભૂલકાઓ આંખમાં એક નવી ચમક જોવા મળે છે અને ઘણી વખત તમે ત્યાં જોયું હશે કે અ બધા જ લોકો સમુદ્ર કિનારે શાંતિથી બેઠા હોય છે અને જાણે કે બધા પ્રકારની એની સમસ્યાઓ અને ચિંતાઓ ને ભૂલી અને સમુદ્રની ભરતી અને વોટ અને જે મોજાઓ આવતા હોય છે અને એનું જે અ એના જે vibrations છે સમુદ્રના મોજાઓના એની સાથે એ લોકો એકરૂપ થઈ જતા હોય એવું લાગે છે અને એ જે સતત સફેદ ફીણ સમુદ્રના મોજાઓ ના અ જે કિનારા પર તૂટતા હોય છે

તો આપણને ખ્યાલ આવે કે જંગલોની વચ્ચે આપણે જ્યારે જતા હોઈએ તો અનેક પ્રકારના પક્ષીઓના અવાજો પણ આવતા હોય છે અને સાથે સાથે ખડખડ કરીને વેચનાર નાના નાના ઝરણાઓનું સંગીત આપણા દીદો દિમાગને તરબતર કરી દેતું હોય છે અને આપણે એક જુદી જ દુનિયામાં આવી ચૂક્યા હોઈએ એવો પણ આપણને અનુભવ થાય છે કારણ કે બધી જ બાજુ અ લીલોતરી આપણને જોવા મળે છે અને વૃક્ષોના છાંયડાઓ અ બધી જગ્યાએ આપણને જોવા મળતા હોય છે એ સિવાય અનેક પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓના પણ આપણને જંગલમાં દર્શન થતા હોય છે તો એ પણ આપણે એક વિશિષ્ટ અનુભવ થાય છે વષાઋતુમાં વનરાય વચ્ચે કળા કરી ને નૃત્ય કરતા મોરના પીછાઓ માં આપણને વિશિષ્ટ રંગોની મેળવણી ખૂબ જ આકર્ષક રીતે દેખાઈ આવે છે

હોય એવું પણ લાગ્યા વગર આપણને રહેતું નથી એ સિવાય આપણે જો જોઈએ તો ઉચા ઊંચા પર્વતો પર લીલાછમ વૃક્ષો સાથે